આ એક માણસ ઊભેલો છે વ્હાઈટ કલર નો જેણે જેકેટ પેર્યું છે બ્લુ કલર નો જીન્સ પેર્યો છે અને એક ટોપી પહેરી છે.

ત્યાં એક નાનું મંદિર છે જેને વધુ સારું બનાવવા માટે એનું કામ ચાલે છે એની પાછળ એક ઝાડ છે.

જેમાં લોકો બેસીને યોગા શીખે છે એક લેડીઝ જ છે બધી જેમાં આગળ મિરર મૂકેલો છે મોટ્ટો.

આ એક નદીનો એરીયો છે જ્યાં પથ્થરો મોટા-મોટા છે જ્યાં બેસવા માટે જગ્યા પણ છે.

પતરા મુકેલા છે બ્લુ કલરના વાઈટ કલરના યલો કલરનું અહ પીપર લપેટેલલું છે.

આ એક ચર્ચ છે જે વાઈટ કલર નો ચર્ચ છે ત્યાં આગળ એક મીણબત્તી મૂકેલી છે.

આ એક મેડિકલ સ્ટોર છે જેમાં આ બે મોટા મોટા ટેબલો એટલે કે સાઈડ ના ખાના બનાવેલા છે.

જે લાકડાથી અને કાચથી બનાવેલું છે જેમાં અંદર બધા જ ખાનામાં દવા છે.

એક મોટું મંદિર છે જેમાં માતાજીની મૂર્તિ દેખાય છે ઉપર બધા જ ભગવાનના મૂર્તિઓ દેખાય છે આ એક સારી રીતે શણગારેલું છે.

ચુગર આપેલું છે બાજુમાં આપડે પોતે પોતાની કોન્ટીટી પ્રમાણે શુગર એડ કરી શકીએ છે એના માટે આપડે.

એમાં વેજ ને નોનવેજ બેઉ છે એટલે કે લખેલું છે ઉપર વેજ અને નોનવેજ રેસ્ટોરન્ટ બા આગળ ઘરાક એટલે કે અ લોકો ઉભેલા છે ગ્રાહક ઊભેલા છે.

જે પોતાના કોષ્ટ્યુમ માં પોતાના વાઈટ કલર ના કોષ્ટ્યુમ માં અહ પોતાની પ્રેક્ટિસ કરે છે.

આ એક મસ્જિદ છે જે વાઈટ કલર નો છે જેના ઉપર પિંક અને ગ્રીન કલર ની ડિઝાઇન કરેલી --

એની પાછળની સાઈડ ઝાડ છે જેમાં આગળ પણ થોડા છોડો રોપેલા છે.

દમ સારો અને સ્વચ્છ વિસ્તાર દેખાય છે જે ફરવા લાયક વિસ્તાર છે એટલે કે ફરવા માટે એકદમ વ્યવસ્થિત પ્લેસ છે.

આ એક લગન એરીયા કે રિસેપ્શન એરીયા છે જેનો વાઈટ કલર અને રેડ કલર ના સારા ચોખ્ખા પડદાથી એને સારીતે શણગારેલું છે.

એક બેકરી છે જેમાં બધી જ અલગ-અલગ જાતની કેક મૂકેલી છે ચોકલેટ કેક --

એ એકદમ અહ સારું અને સ્વચ્છ દેખાય છે જે પાણી એકદમ ચોખ્ખું છે.

આ એક ઘરનો ફોટો છે જેમાં એક દરવાજો છે બ્રાઉન કલરનો એમાં સામે વીલ ચેર મૂકેલી છે અપંગ લોકો માટે.

આ એક બિલ્ડીંગ છે જેમાં બૌ બધા એપાર્ટમેન્ટ હસે તેમાંનું ફર્સ્ટ એપાર્ટમેન્ટ છે જેનું નામ છે આકાશદીપ એપાર્ટમેન્ટ .

તેમાં કાર્ય કરવા તથા કોઈ પણ દવાના બિલ માટે બનાવવા માટે કે આપવા માટે એક કોમ્પ્યુટર મૂકેલું દેખાય છે ટેબલ પર.